ત્યાંની ટાઇલ્સ મા બ્લુ કલર ની ડિઝાઇન કરેલી છે ભાઈએ બ્લેક કલર નુ પેહરેલુ--

આવા જવા માટે રસ્તો છે ત્યાં એક ભાઇ ઉભા છે ભાઈએ બ્લુ કલર નુ શર્ટ પેર્યુ છે પેટ્રોલ પંપ મા ઝાડ પણ છે કાર વ્હાઇટ કલર ની છે કાર બ્લેક કલર --

ત્યાં એક કાર ઊભી છે કાર વ્હાઈટ કલર ની છે કાર ની બાજુમાં એક માણસ ઊભો છે ને માણસે પણ ટીશર્ટ અને નીચે. લો--

ત્યાં મસીનો ખુબજ મજાની પડી છે ત્યાં બ્લેક કલર ની મસીન છે ત્યાં એ ખુબજ મજાની એક્સરસાઇઝ કરવાની હોઇ છે.

મહિલાએ સાડી પેરેલી છે એન્ડ બ્લુ કલર નુ બ્લાઉઝ પેરેલું છે પાછળ પા--

રસ્તા પર એક દાદા બેઠા છે તેમની વાઈટ કલર નો જબ્બો પહેરેલું છે.

ત્યાં મેદાનો છે ત્યાં ખુરસી બેસવા માટે પણ રાખેલી છે.

ત્યાં એક વા વાહન છે ત્યાં કાર બી ઉભી છે ત્યાં માણસો બી ઊભા છે.

અહિંયા એક કામ ચાલુ છે પણ હજુ પૂરૂ થયુ નથી.

ત્યાં આગળ વધવા માટે ભી છે ત્યાં સિળીઓ છે એક માણસ ઉભું છે ઉપર.

આ એક મંદિરની બારનું ઈમેજ છે જ્યાં એક મંદિર આવેલું છે આ પાર્કિંગ છે.

ટાયરો બ્લેક કલર ના છે ત્યાં સેઠ કરીને કઇક લખેલુ પણ છે બોર્ડ મારેલુ છે.

ત્યાં એક ભઈ ઉભા છે ભાઈએ રેડ કલર ની ટીશર્ટ પેહરેલી છે ઉપર ટોપી પણ છે તે બાયસેપ બતાવે છે.

આ એક બિલ્ડીંગ ની ઈમેજ છે જેમાં ઘણા બધા લોકો નીચે ઊભા છે એ ત્યાં એક છોકરી પણ ઉભી છે ત્યાં એક ફાઉન્ટેન છે.

એની સામે એક ચેર છે ઘણી બધી ચેર મુકેલી છે ચેર રેડ કલર ની છે.

અહિયા કઈક પ્રોગ્રામ ચાલી રહ્યો છે બટ માણસો દેખાતા નથી.

આજુ બાજુ બ્લે વાઈટ કલર નું ડેકોરેશન કરેલું છે વચ્ચે રેડ કલર નું--

ત્યાં ઘણા બધા ઝાડ આવેલા છે આખુ મેદાન છે.

આ એક સ્કૂલ ની ઈમેજ છે સ્કૂલ ની દિવાલો બ્લુ કલર ની છે.

આ એક ઇન્ક અને સયની ઇમેજ છે.

જેમાં ઇંક અને સ્ટેમ્પ પેપર નુ છાપેલુ હોઈ છે એ મલે છે.

આ એક રોયલ પેલેસ ઇમેજ છે જેમા ઉપર બિલ્ડિંગ છે બિલ્ડિંગ ખુબજ મસ્ત લાગે છે.

આ એક મસ્ત ઇમેજ છે જેમા બાળકો ઊભા છે એ પરેડ કરે છે અથવા તોહ એક્સરસાઇઝ કરી રહ્યા છે મને ખુદને અજુ ખબરજ નથી.

આ એક ગૌશાળા ની ઈમેજ છે જેમાં ગાયનું ચિત્ર માંડેલું છે ચિત્ર ખૂબ જ સારું છે એમને ખૂબ જ મસ્ત બનાવેલું છે.